ઘણા બધા ઝાડ દેખાય છે બે કુવા દેખાય છે જેને વાદળી રંગથી રંગાવેલા છે.

આ ચિત્ર એક મંદિરનું છે એમ લાગી રહ્યું છે આ મંદિરમાં માતાજીના ફોટાઓ લગાવેલા છે.

દુકાનમાં કાળા રંગનું ટેબલ અને ખુરસીઓ દેખાય છે દુકાનની જમણી બાજુએ એક દુકાન દેખાય --

એક છોકરાએ વાદળી કલર ની ટીશર્ટ પહેરેલી છે અને બીજા છોકરાએ પીળા રંગનું શર્ટ પહેરેલું છે એમ દેખાઈ રહ્યું છ --

તે ઝરણા પરથી નદીનું પાણી ઉતરી રહ્યું છે એમ લાગે છે આ નદીના આસપાસ ઘણું બધું જંગલ દેખાઈ રહ્યું છે.

જેમાં પાણીના ફુવારા ઉડી રહ્યા છે આ બગીચાની પાછળ ઘણા બધા મકાનો દેખાય રહ્યા છે.

આ ચિત્ર કોઈ લગ્ન પ્રસંગનું છે એમ દેખાઈ રહ્યું છે જેમાં મંડપ સજાવેલો દેખાય છે.

અને જમીન ઉપર નેટ પણ પાથરેલ દેખાય રહી છે મંડપની આસપાસ ઘણા બધા ઝાડવા દેખાય રહ્યા છે.

આ ચિત્ર ખેતી માટેની દવાઓનું છે જેમાં એક સફેદ કલર ના ટેબલ ઉપર ઘણી બધી દવાઓ દેખાય છે.

આ ચિત્રમાં દિવાલ ઉપર છોકરીઓના ફોટા લગાવેલા છે જેઓ એ ઘરેણા પહેરેલા દેખાય --

એમ દેખાય છે આ નાના છોકરા એ પીળા કલર નું શર્ટ અને કાળા કલર નું પેન્ટ પહેરેલું છે.

ચિત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમનો છે એમ દેખાઈ રહ્યું છે જેમાં એક મોટી અગ્નિની જ્વાળા દેખાઈ રહી છે.

આ ચિત્ર એક શાળાના મેદાનનુ છે આ મેદાનમાં ઘણા બધા છોકરા અને છોકરીઓ ખોખો રમી રહ્યા છે.

આ ચિત્ર એક મકાનના આગળના બગીચાનું છે એમ દેખાય રહ્યું છે આ ચિત્રમાં સફેદ કલર ના મકાન દેખાય રહ્યા --

દીવાલ ઉપર એક કેમરો દેખાય છે એક સ્વિચબોર્ડ દેખાય છે દીવાલ ઉપર ટી_વી પણ જોવા મળે છે.

આ ચિત્રમાં નીચે એક ગાદલો દેખાય છે અને એક નાનું છોડવું દેખાય છે ડાબી બાજુ રૂમ નું બારણું દેખાય છે.

આ ચિત્ર એક રસ્તા પરનું છે જેમાં રસ્તા ઉપર ઘણી બધી ગાડીઓ જતી દેખાઈ રહી છે આ ચિત્રમાં એક મોટી બસ ફોરવીલ અને અન્ય બધી ગાડી દેખાઈ રહી છે.